બરાબર એતો સારી કે four wheel આવડે છે ને હમમ શીખી જવાનું ને પણ

પૃથ્વી અને સ્વર્ગ ધૂમકેતુ પૃથ્વી અને સ્વર્ગ જ્યાં વેલ ભર્યા પાણી હિમાલય ની તળેટી નો ભાગ છોડી ને પંજાબ ના મેદાન માં પ્રવેશ કરે છે ત્યારે ડુંગરા ઓ ના પરંપરા અને નાખી નજર નાં પહોંચે તેવા લાંબા લાંબા મેદાન ઓ એક બીજા સાથે હાથ માં હાથ મિલાવી આજે થયા ગાડી મૈત્રી સાચી રહ્યા છે જયારે જગત બાળ્યાવસ્થા માં હતું ત્યારે એ મેદાનો પર નિર્ભર અને વર્ણા ઓ લીલોતરી ચરતા ફર્યા કરતા સોનેરી રૂપેરી વાદળી ઓ ના પડછયા નીચે ઋષિ મુની ની ગયો ત્યાં ચર્ચા કરતી તેના વાંસળી ઉપાડી નાની ડોકો આમ થી તેમ ફેરવી ને ચારે તરફ દોડ્યા કરતા સમિધ લઇ ને આવતા ઋષિ મુની નાં સંતો ના જલધિ જલધ તરંગ જેવા મેઘ ને ડુંગરા પર ગુમતા જોયા રહેતા ચારે તરફ નવો પ્રાગ અમૃત ભર્યું જીવન ને ને સંતોષ ભરી જિંદગી ભરચક છલકાતા નાં ગણી શકાય એટલા વર્ષો પહેલા સતલજ ના કિનારા પર બે સુખી કુટુંબ રહેતા હતા તેની સાદી ઝુંપડી વેદ અને ઉપ્વીશદ ની તત્વજ્ઞાન લખ્યા વિના નું કે બોલ્યા વિના નું છાનું છાનું ફેલાયા કરતુ હતું એક કુટુંબ નો ઘોડો અને વડીલ ગૌતમ હતો તેની પત્ની નું નામ સોનંદા અને પુત્રી નું શુકેશી ગૌતમ પાસે ગાયો હતી એક દિવસ માં ખેડી સકાય તેવું નાનું ફળદ્રુપ ખેતર હતું અને એક દિવસ માં ફરી સકાય તેવું નાનુ ગૌચર ની જમીન હતી એના ખેતર માં ઝરણા હતા ને ગૌચર ની જમીન ને સતલજ થી સતત પોતે બારેમાસ છંટકાવ કરતી બીજું કુટુંબ ગુરુ સત્કર્ણ નાં વડીલ હતું તે કુટુંબ માં ચાર માણસો હતા સત્કર્ણ પોતે તેની પત્ની વિશાખા પુત્ર આરન્ક્ય અને એક પાળેલી ધર્મપુત્ર સુનેરી સત્કર્ણ ની પાસે નવ્વાણું ગાયો હતી ચાર માણસ ને બાર માસ માટે જેટલી કમોચ જેમાં થી પાકે એટલી જમીન હતી ને તેની ગાયો ચરવવા માટે છુટું મેદાન હતું જંગલ માં ફળદ્રુપ લાવવા માટે શક્તિ હતી ફરતા માટે ડુંગરા ને મેદાનો હતા ગાવા માટે ખુલ્લું આકાશ અને આંખો હવા પાણી ને તેજ શરીર ને પ્રસન્ન રાખતા સત્ય ને અહીસા ને ઉજાડતા બન્ને કુટુંબ સુખી હતા મન અવિધાકારી હોય ત્યારે કુદરતી ભર્યું સોંદર્ય ભર્યું જીવન ને મર્મ કરી બતાવે છે

ગણી વાર તેઓ સતત રૂડા નિરંતર વહેતા પ્રવાહ ને અને વૈષ્ણવી ને જોયા કરતા ગારતી વનરાજ માં બેસી ને જાડો ની ડાળીઓ માં સંતાકુકડી રમતા તેઓ થાકતા નહિ આનંદ ભર્યા તેમના જીવન માં લોધ કે ક્રોધ લુહાર કે ઈર્ષ્યા હજી પ્રવેશ કરી શક્યા ના હતા માત્ર કમળપત્ર થી ઢંકાયેલી શુકેશી ની દેહવતા આરન્ક્ય સુનેરી ના દિલ માં નવરંગી આકાશ જેવા કોમલ ભાવે ઉત્પન્ન સોંદર્ય પછી તે ગમે તેનું હોય મેદાન ઇબદ્રી ની નો સોનેરી શિખર ઓ ની કે પાન થી ગેરાયેલા ચંપા ના ડુલ નું કે ધોળક કડી પર પડેલા મોતી જેવા છલંગ બિંદુ નું કે નવ કુશન જેવી જુવાનીયો પર

પાણી ના બદલા માં મળી શકતું ને જેને ઘેર માટી વધારે હોય એ બીજા ને ઘરે માટી નું પાત્ર મૂકી ને નું પાત્ર લઇ આવતું છોકરા રમતા રમતા જ્યાં થાકી જાય ત્યાં જમી લેતા જુવાનો જ્યાં ચાંદની ખીલી હોય ત્યાં બેસતા ને વાતો કરતા સુઈ જતા ત્યાં આંસુ આનંદ માં ભળતા ને નીછ્ય ખીલેલા ફૂલ પર ભમરાઓ ગુજરાન કરતા કોઈ ઘન નું બારણું ના હતું કોઈ ના ઘર ને મર્યાદા નાં હતી ચારે તરફ બરફ નાં જેવી પ્રકાશ્ય હતી આવી રીતે ત્યાં આખો પ્રદેશ સુખી ને શાંત હતો અહિંસા ને અનુકરણ માનવા ની ત્યાં પ્રથા નાં હતી એ પ્રદેશ માં વિવાને કોઈ જંતુ નહી પ્રેમ ને સૌ

કારણ કે ત્યાં કોઈ બાળવિધવા થતી નહી અને મોટો વિધવા ઓ બધી પવિત્ર રહેતી ત્યાં કોઈ વિધુર નાં હતો કારણ કે પ્રેમ નું બંધન પુરુષ સ્ત્રી સૌ ને માન્ય હતું ત્યાં માણસ ને ત્યાં ખોટી મોટાઈ બંધ ભર્યો વિવેક કે આકર્ણ ધમાલ ના હતી વસ્તુ નાં ભાવો નાં હતા વેપાર ના હતો વેવાર નાં હતો મંદિર નાં નતું કથા ના હોતી રાજ નાં હતું રાજા નાં હતા કાયદા નાં હતા યંત્રો ના હતા હતો માત્ર પ્રેમ પ્રેમથી વસ્તુ મળતી ને આપતી ધર્મ ખુલ્લા મેદાન માં ઈશ્વર ની પૂજા કરતો કથા માત્ર અંતર માં જ ચાલતી સૌ પોતે પોતાના રાજા હતા નીતિ એ કાયદો હતો સત્ય અને મર્યાદા હતી સત્પૂર્ણ ને સૌ ધર્મ માનતા સોર્ય ને મંત્રો સમજતા એવો કે અદ્ભુત પ્રદેશ સ્વર્ગ જેવો પ્રકાશતો ઘનશ્યામ વાદળાઓ હિમાલય ને ઘેરી ઉભા હતા જ્યાં જોવો ત્યાં અદ્ભુત રંગો ની અદ્ભુત મિલાવટ જામી હતી એ વખતે સતલજ પાસે ના એક સૌથી ઊંચા ડુંગર ઉપર આરણ્યક આને શુકેશી બેઠા હતા બધા મેદાનો માં ગાસ ઉપર ફૂલ ની જાજમ પથરાઈ ગઈ હતી ડુંગરા ઓ ધોવાઇ ધોવાઇ ને પર્સ્ચાતાપ પછી બનેલા હૃદય જેવા નિર્મલ થયા હતા ઝાડ પર નીલો રંગ પથરાયો હતો પક્ષી ઓ દોડતા હતા ને ઉડતા હતા કુદરતી ખીલી હતી એમની વિકાસ ની જે ઋતુ કહી છે તે એ ઋતુ હતી શુકેશી ના પગ પર તેના છુટા વાળ ઉડી રહ્યા હતા તેને કમળપત્ર થી શરીર નો નીચે નો ભાગ ઢાંક્યો હતો અને ફૂલ ની ચાદર માથા ઉપર ઓઢી હતી તેના તેના કાન માં આરન્ક્ય ફૂલ પરોવી રહ્યો હતો અચાનક શરીર માં જેમ વીજળી નો સંચાર પસાર થયો હોય તેમ બન્ને રોમાન્સ અનુભવ્યો પ્રેમ ની મૂંગી ભાષા તેમની આંખો માંથી બોલતી હોય તેમ ઘડી ભર બન્ને અનીમીશ ની સામે

વેલી ઓ વૃક્ષ ને વળગતી હતી અને વન નાં મોરલા પાસે ઢળકતી ઢેલો ફરતી હતી એટલા માં શુકેશી ની દ્રષ્ટિ આરન્ક્ય નાં હાથ પર પડી આરન્ક્ય એ પોતાની મુઠી માં કઈક સાચવી રાખ્યું હતું મન હાસ્ય કરી ને શુકેશી એ પોતાના કોમલ હાથ થી આરન્ક્ય ની મુઠી ઉગાડી જેમ વાદળા માં થી ઢંકાયેલી ચંદ્ર ની ક્રાંતિ વાદળી દુર કરતા શોભી રહ્યું તેમ મુઠી ખોલતા જ ઇન્ધ્રની ઇન્ધ્રની લામની ની હરિયાળી ક્રાંતિ થી આસપાસ ની જમીન પ્રકાશી રહી આ શું છે આરન્ક્ય બોલી ને શુકેશી એ ઇન્ધ્રની લામની પોતાની હાથ માં લીધો આ પત્થર અને શત્રુંજ્ય નાં ખેન માં થી મળ્યો છે નીલાકાશ જેવો ને અને ઘેરો શ્યામ રંગ અત્યંત મોહક છે શુકેશી ઈન્દ્રની જોઈ રહી મણી વધારે ને વધારે સુંદર લાગતો હતો ત્રીસ વર્ષ પ્રેમ પડ્યા ઉમબળતાથી તેને માની ને પોતાની છાતી પર લગાવ્યો શ્રીકાંત નાં લાંછન જેવો જો શુકેશી ના સુન્દે ને શોભાવી રહ્યો હતો સુનેરી આ જોઈ ને થંભી ગઈ તે વખતે એ મેદાન પહેલી વહેલી ઈર્ષ્યા ઉદ્ભવી અત્યંત મધુર અવાજ થી ગુરુ બોલ્યા કે બેટા તને સાચી એકાંતવાસ પ્રિય બન્યો છે સુનેરી એ કચવાતા ઉત્તર આપ્યો સુંદર પ્રભાવ જેવી શુકેશી આરન્ક્ય સાથે ફરે છે એક દિવસ એક જુવાન માણસ સુનેરી પાસે આવ્યો તેને સુનેરયોગ્ય જવાબ આપ્યો અને નવનીત બની ગયો સુનેરી એ જવાબ આપ્યો કે જય જરૂર નથી પેલા જુવાને કહ્યું કે ત્યારે મારે જરૂર છે આપવું જોઈએ સુનેરી એ કેટલા ધોળા અને પીળા કટકા કાઢ્યા સૂર્ય અને કિરણ નીચે તેના પ્રકાશ લાવ્યા ફક્ત એટલે શું તે જોઈ પાંચસો ગાય નું એક ઇંધણ ઉપની એના પહાડ પર ચડ્યા ધ્રુજતા ધ્રુજતા સુનેરી એ પૂછ્યું એમ કેમ અને ચારો તરફ નાં અંધારા બોલતા હોય તેમ લાગ્યું ફેલાયેલા ખોટા વિચારો નાં ડાગ પૃથ્વી પર થી નાબુદ કરવા માટે લોહી ની ખમીર જોઇશે મુઠી શું અને ચારો તરફ નાં અંધારા બોલતા તેમના હે મહાન પિતા તેના થી છેવટે આ અંધાર વાસ બોલાઈ જવાયું સ્વર્ગ જેવી આ પૃથ્વી આટલી બધી જળ બની જશે અને તે માત્ર મારા દોષ થી તો હવે આ નવા વિચારો શા રીતે નાશ પામે મારો આજનો topic છે ઘોડીની સ્વામી ભક્તિ ગરજે પચાસેક વર્ષ મોરેની આ વાત છે એ વખતે ગોહિલવાડની ધરતી માથે આવેલા વાવડી ગામના આંબા વાછાણી પટેલનું ખોરડું મલક આખા આખામાં જાણીતું હતું. ગામ અને પરગામ પરગામના સંધાય માનવી આંબા વછાણીને આંબા આંબાદાદાના નામથી બકોરતા

બાબરા જઈને ધોર ઘોડીની જાતની અસલ ઓલાદ ઓલાદની છ મહિનાની વછેરી મુલ મૂલવી લાવ્યા. આરસમાંથી કંડારી કંડારી કાઢી હોય એવી વછેરીનો જોટો ગોહિલવાડ પંથકમાં જડવો ભારે મુશ્કેલ હતો. રૂપાળી વછેરીના ચારે પગ ને કપાળ ધોળે ધોળેલાં હતા. કાનની tissue બેવડ બેવડ વળી જતી હતી વછેરી જયારે ચમકતી ચાલે ગામ સો સોંસરવી સોંસરવી નીકળી નીકળતી ત્યારે ગામલોકો ફાટે આંખે ની આંખે ની નિરખી રહેતા. કેટલાક લોકો કહેતા મારા મારા માળો આંબો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે કે નઈ વછેરી જ્યારથી ઘરે આવી ત્યારથી આંબા પટેલ આંબા પટેલે એનું જીવન જેમ જેમ જતન કરવા માંડ્યું વછેરીને દૂધ પાવા ભરવાડની જોંકમાંથી બે બકરીઓ લાવીને ઘરઆંગણે બાંધી દીધી ને સવાર-સાંજ બે બકરીઓનું બકરીઓનું દોહીને તેનું દૂધ પાવા મંડ્યું પંડઈની પંડઈના દીકરા ઘોડે વછેરીના માવજત થતી હોવાથી વછેરી દીએ વછેરી દીનો વધે એટલી એટલી રાતે રાતને રાતે વધે એટલી દિને ઝપાટા મોઢે વધે ચડ્યું. બીજું વરસ બીજું વરસ બેઠું ત્યાં તો વછેરીએ ચડ ચડઉ થઇ ગઈ એટલું કા એટલું કાઠું કાઢ્યું. બરાબર ત્રીજા વર્ષે વછેરી ચડઉ થઇ ગઈ આંબા પટેલે આંબા પટેલ ખાતે ખાતે એને રેવાડ રેવાડ શીખવી. અસલ ઓલાદની વછેરી તો માના કોઠામાંથી જ સંધી શીખીને અમ અવતરતી હતી. રેવાય તો બસ તેના બાપની બાપની માથે બેથેલો અસવાર અસવાર હાથમાં દૂધની ટબુટી ટબુટી લઈને મોતી લેવામાં વેવાડમાં પાંચ ગાઉની પાંચ ગાઉની ભો વ વહ્યો જાય તો દૂધનું ટીપુ અમ હેઠું ન પડવા દે એક દિવસ આંબા પટેલના મામાએ માણસ માણસ મોકલીને સંદેશો કરાવ્યો ભાણેજને માલૂમ થાય કે જે કામ કરતા હોય ઈ ઈ પડતા મૂકીને ગામ આવીને રોટલા સિ સિલાવ સિરાવજો. મામાનો સંદેહો સાંભળીને આંબા પટેલને સારા મોડા ઓહણ વિચારો આવવા મંડ્યા. કોઈ દી કોઈ દી નહીને મામાએ આજ આવા વાવડ કેમ વાવડ કેમ કેવરાવ્યા હશે? નક્કી નઈ નવા જૂનું થઈ નવા જૂની થઇ હશે નકર મામા કામ પડતું મૂકીને આવનાર આવવાના સમાચાર મોકલે નહીં. આંબા પટેલે આવનાર માણસને ફેરવી ફેરવીને એક

ગણેશ ગણેશની બા હાંભળો છો કે મામાએ અબ ઘડીએ મન મન તેડાવ્યો છે એટલે જાઉં છું કાલ્યનું વાળું ઢે

આંબા પટેલ આંબા પટેલના ઘરવાળા સડક સડક લઈને ઘોડીનું ચોકઠું જાલી આડા ફરી ફરી વળ્યા અને બોલ્યા અટાણે અહુર વેળાએ જવા નીકળ્યા છો પણ મારુ મન પાછું પડે છે. ભલા થઈને હવા હવારે મહુજણામાં જાઓ તો એક રાતમાં શું ખોટું મોળું થઈ જવાનું છે આડી શેતુરજી શેત્રુજી નદી નદી પડી છે ચોમાહાનો દિ છે અને પાણી પાણી બાણી આયું હશે તો તમને હર હુરમત કર્યા વના હુરમત કર્યા વિના નઈરો નઈરો ને અમને ઉપાધિના ઉપાધિનો પાર મુકાવી પાર મુકાવી શકશો અરે ઈ શું બોલ્યા પટલાણીની દીકરી થઈને મને મોડું મોડું ઓણા ચાલો છો શેતુ શેત્રુંજી જેવી સાત નદીઓ આડી કેમ નથી પડી? ઢેલ જેવી જાતવાન ઘોડી રાગમાં રાગમાં રમતી હોય પછી ચંત્યા શા ચિંતા શાની મામા જેવા લાખ રૂપિયાના માહણનો માહણનો હંધેહો હંધેહો આવે ને હું હું ન જાઉં તો મારો ભરું ભરુસો કરું ભરુસો કૂણ કરે

કળશો ભરીને પાણી પીધું ને પછી ઢેલ મા ઢેલ માથે સવાર થયા ફઅડક ફઅડક દુફડક ફઅડક અમ દુફડક કરતી ઢેલ મણાર મણાર ગામને માર્ગે વીજળીના સ સડાવ સડાવવાની જેમ વહેતી થાઈ તળાજા થાકી થાકીને દસેક ગાઉંનો દસેક ગાઉંનો પંથ કાપીને મદ્રાસનો ગજર ભા ભાંગતા મોરે મામાની ઢેલ મામાની ડેલી મામાની ડેલી આગળ આગળ આવીને હ હમચી ખૂંદવા માંડી મેડી માથે મજરો મજરો દીવડો બળતો હતો મામા બારીએ બેહીને ભાણેજના આવવાની વાટ જોતા હતા ત્યાં આંબા પટેલે અવાજ દીધો ઓ મામા રામ રામ આવી પોકયો છું એ રામ રામ ભાણેજ રામ રામ આવી પોકયો કે? શું થાય મામા મારા જીવનની તો તને તમને ખબર જ હશે કે મામાનો હંધેહો આવે આવે એટલે ભર્યું ભાણુંય આઘું

હળી કાઢીને મેળીએથી હેઠા ઉતર્યા ખડકી ઉગાડીને ભાણેજને બાથમાં ઘાલીને ભેટી પડ્યા. અને ઘોડીને અંદર દોરી લાવ્યા ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળીને ઓસરી ઓસરીએ આવીને પૂછ્યું ભાણા ભૈ ભાણા ભાઈ ઘરે હંધાય છે હાજા હાજા નવરાને ભગવાનની દયાથી હંધાય લીલાલેર કરે છે બળદને વચ્ચે ગાડાનું પૈડું અડી અડી ગ્યું તું ને બળદેવ બળદેવ મામી હવે હાથો નવરો હાથો નવરો થઈ ગયો છે પંદ પંદર દી પગનો માંડ્યો ને

દોડતો થઇ ગયો છે મામા મામાએ ભાણેજના હાથમાંથી ઘોડી દોરી લીધી ને ઢાળિયામાં લઇ ગયા દડી તંગ તંગને ટીંગડા ટીંગડા ઉતારીને ગમા ગમાણમાં મુક્યા ઘરમાં જઈને સુંબેલો સુંબેલો ભરીને બાજરો લાવ્યા ને ઘોડીને જોગણ જોગણ જોગણ મૂકીને ઓસરીએ આવ્યા મામાએ મામીએ તૈયાર રાખેલા વા તૈયાર રાખેલા વાળુ કાઢ્યા સુખ દુઃખને વહેરાવાની વાતો કરતા કરતા મામા ભાણેજ મોડી રાતે ચળુ ચળુ કરીને ઉભા થયા. મેડીએ ખાટલા મેડીએ ખાટલા ઢાળીને બેય સુતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરીને મનનો મનનો ભાર હળવો કર્યો. બીજે દી રોટ બીજે દી રોટલા ચીરાવીને ભાણેજ વાવડીએ જવા સા સાબદા થયા ત્યારે મામા મામીએ બે દી બે દી બે દી રોકાઈ જવા ખુબ ખુબ તાણ કરી પણ ભાણેજ જરા હાર એકના બે ન થયા એટલે કચવાતા કચવાતા હૈયે બેય જણાએ આંબા પટેલને રજા આપી. મામા પાદર સુધી વળાવવા આવ્યા ને રામ રામ કરી રામ રામ કરીને બંને છુટા પડ્યા આંબા પટેલ વાવડી આંબા આંબા પટેલે વાવડીના માર્ગે ઘોડી રમતી મૂકી બે એક ગાઉં ગઉં કાપ્યા ત્યાં ઓત ઓતરા દી કવળેથી કાળો ડી ડિમ્બાટ મેહુલો ચડી આવ્યો. ડોકના ત્રણ ત્રણ કડકા કરીને મ્યાઉં મ્યાઉં કરતા કરતા મોરલા દહેકી ઉઠ્યા પહાડોએ પડઘા દીધા આકાશમાં કાળા ભંડ કાળાભંઠ વાદળ વાદળા હટીયા હડિયાપાટી લેવા માંડ્યા પળાક પળાક ધબક પળાક ધબક વીજળી થવા માંડી ત્યાં તો ત્યાં તો ત્રમ જડ તડ ત્રમ જડ તડ ડૂંડુંહમમ ગર્જના કરતો મેહુલો સાંબેલા સાંબેલાની ધારે ધરતી માથે મંડ મંડાયો મારગ માથે પચરક પચરક ગર ગદરો ખૂંદતી ખૂંદતી આંબા પટેલની ઘોડી વહી જાય છે એવામાં તળાજાનો ડુંગર દેખાણો દેખાણો ને પટેલ શેત શેત્રુંજી શેત્રુંજીને કાંઠે આવીને આવીને ઉભા

આપણા આગળના ટીપીસીમાં શીખ્યા પ્રયત્ન અને પુલ દ્વારા શિક્ષણ તેનો આગળ નો ટોપિક છે અભિસંદન દ્વારા શિક્ષણ અભિસંદન એટલે ઉતાને એ અભિડસનદાનની એક ધારા છે જે કાર્યવાહી પાર આધારિત છે ઉદ્વિપક સિવાયના અન્ય ઉદ્વિપક પ્રત્યે સમાન પ્રતીક્રિય આપવાનું શિક્ષણ પ્રાપ્ત થાય તો તે પ્રક્રિયાને અભિસંદન થયું કહેવાય દાખલ તરીકે ઠરાવ જુદા જુદા પ્રકારના ઘંટ વાગવાથી સાથે જોડાય છે આ પ્રકારના શિક્ષણ માં વ્યક્તિને સૌ જોવાને મગજમાં જોડાણ થાય છે અને તેથી એક ઉદ્વિકાક ની રજુવાત થતા અન્ય ઉદ્વિપકો તાજી થાય છે આમ અભિસંદન એટલે અનુભવોની એવી સાંકળ કે જેમાં એક ઉદ્વિપકની ઉપસ્થિતિમાં અમય ઉદ્વિપકોની સાતે હોવાનો અહેસાસ થાય છે પ્રદી શાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલવે અભ્યાસ કરતા કરતા અનેક પ્રયોગો કરી અભિસંદન ને સમજાવ્યું છે આ અભિસંદન પરંપરાગત હોવાથી શાસ્ત્રીય અભી સન્દન અથવા રુડ અભી સન્દન તરીકે પણ ઓળખાય છે આ શાસ્ત્રીય અભિસંદન ને પ્રશિષ્ટ અભિસંદન પણ કહે છે પ્રતિસ્થ અભિસંદન નો પ્રયોગ પાવલાવે અઢાર સો ઓગણપચાસ થી ઓગણીસો છત્રીસ પ્રક્રિયાના રસ હતો તેમને પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે કુતરા પાર પોતાની જીજ્ઞાશા સંતોસવા માટે કુતરા પાર પ્રાયોગિક અભ્યાસ કરતા કરતા તેમને અભિસંદાન વિશેની ઘણી જાણકારી પ્રાપ્ત થાય અને મનોવિજ્ઞાન ને સાથે પ્રતિસ્થ અભિસંદનનો પાવલાવને ઓગમનીસો ચારમાં તબીબી વિદ્યા ક્ષેત્ર માં નોવેલ કરી કૃષિક અને તેનાયાત કહ્યું હતું આવળાવે પોતાના પ્રયોગ માટે એક એવું સાધન બનાવ્યું જેમાં કૂતરાને સ્ટેન્ડ પર સ્થિર ઉભો રાખી અને તેના મોંમાંથી જાતરી લાળ લાળરસ પાચનયંત્રમાં પ્રગતિ થઈ અને તેનું માપન સત્ય બને પાવલાવે કૂતરાની સમક્ષ ખોરાક રજુ કર્યો ખોરાક જ કુતરાના મોમાં લાળ જારી આ લાળ ઝરવાથી પ્રતિક્રિયા તરત જોતા જ જોવા મળી હતી જે સહજ પ્રતિક્રિયા હતી હવે તેમને ઘંટડી લગાડી તેના અવાજથી કૂતરામાં કોઈ પ્રક્રિયા જોવા માલ નહિ પરંતુ પછી ખોરાક રજુ થતા કુતરાના મોમાં લાળજારણ જોવા મળ્યું તેમને ખોરાક અને ઘંટડી બને રજુવાત વારંવાર એક સાથે કરી આ પ્રકારની રજુવાત ના પુનરાવર્તનથી ફક્ત ઘંટડી નો અબજ સાંભરીને કુતરાના મોમાં લાળ જરવાથી પ્રતિક્રિયા જોવા મળી ઘંટડીનો અવાજ માત્ર સાંભરીને ખોરાક ની અપેક્ષા જન્મ ની જાણતી હતી જે કુતરાના મોંમાંથી લાળ જારવા માટે જવાબદાર હતી આવલવોએ આ પ્રયોગ ફક્ત આટલેથી જ ના અટકાવતા તેમાં વિવિધ પરિવર્તનો લાવીને શાસ્ત્રીય અભિસંદનના સિદ્ધાંતને સ્પષ્ટ બનાવે છે પ્રતિસ્થ અભિસંદનના મૂળભૂત ખ્યાલો અહીં આપણે પાવલાવે કરેલા અભિસંદનના પ્રયોગો વિશેની સાબિત કરો સમાજ મેળવી પરંતુ મનોવિજ્ઞાન ના જ્યારથી ના તે પ્રતિસ્થ અભિસંદન ને સમજાવવા કેટલાક પરિભાષી શબ્દોની સમાજ મેળવી અનિવાર્ય છે અનાભિસંદિત ઉદ્વિપક જે ઉદ્વિપક કુદરતી સ્વાભાવીક પ્રતિક્રિયા માટે જવાબદાર હોય તેને અનાભિસંદિત ઉદ્વિપક કહેવાય છે પાવલાવના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજુ કરતા ની સાથે કુતરાના મોમાં સ્વાભાવિક રીતે લાલ જયારે છે આમ આવી અન અભિસંદિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર જે ઉદ્વિપકને અભિસંદિત ઉદ્વિપક કહેવાય છે અહીં ખોરાક કે અંબીસંદિત છે અંબીસંદિતસંદિતપ્રતિક્રિયા કોઈ પણ પ્રકારના જોડાણ શિક્ષણ અભિસંદન થયા પહેલા જે પ્રતિક્રિયા જોવા મળે જે પ્રતિક્રિયા સીખવાયેલી કાઠી આ પ્રકારની પ્રતિક્રિયા કોઈ પણ કૂતરાને જોડાણ કે શિક્ષણ વગર જોવા મળતી ગટીસીસ પ્રતિક્રિયાને એનું અભિસંદિત પ્રક્રિયા તારીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં થી ઉત્પન્ન થતી સ્વાભાવિક પ્રતિક્રિયા એટલે અનાભિસંદિત પ્રતિક્રિયા આવળાવના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજુ કરવાની સાથે કુતરાના મોમાં લાલ જરવાની સ્વાભાવિક પ્રતિક્રિયા જોવા મળે છે જે અનાભિસંદિત પ્રતિક્રિયા કહેવાય છે અભિસંદિત ઉદ્વિપક અનાભિસંદિત ઉદ્વિપક સાથે વારંવાર જેને રજુ કરવાથી અનાભિસંદિત પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકે તે ઉદ્વિપક ને અભિસંદિત ઉદ્વિપક કહેવાય છે આવળાવના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજુ કરતા પહેલા વારંવાર ઘંટડીનો અવાજ કરવાની ફક્ત ઘંટડીના અવાજ સાંભરતા ની સાથે કુતરાના મોમાં લાળ શરુવાતની પ્રતિક્રિયા જોવબા મળે હે ખરેખરતો લાળ જરવાની પ્રતિક્રિયા ખોરાકની રજુવાત પછી જોવા મળતી હતી જે હવે ઘંટડીનો અવાજ સંભારતાં ની સાથે જ ખોરાક મળશે એવી અપેક્ષાએ લાળ જરવાની પ્રતિક્રિયા થાય છે આવા સમગ્ર ઘટના કૂતરાને મળેલા અપેક્ષાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે આથી અભિસંદિત ક્રિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય તે ઉદ્વિપકને અભિસંદિત ઉદ્વિપક કહેવાય છે અભિસંદિત પ્રતિક્રિયા જે પ્રતિક્રિયાનું જોડાણ પહેલા જે તે ઉદ્વિપક સાથે ન હતું પરંતુ શિક્ષકે કે મહાવરા બાદ ચોક્કસ ઉદ્વિપકની રજુવાત થતા ચોક્કસ પ્રતિક્રિયા જોવા મળે તો તેને અભિસંદિત પ્રતિક્રિયા કહેવાય છે પાવલાવના પ્રયોગ ના ઘંટડી નો અવાજ સાંભરીને સાથે કૂતરામાં ના મોમાં લાળ જરવાની પ્રતિક્રિયાને અભિસંદિત પ્રતિરિયા કહે છે શાસ્ત્રીય અભિસંદન ની સમગ્ર ની નીચે આક્રુતી દ્વારા વધુ સ્પષ્ટ સમજી શકાય

પાણીની પ્રતિક્રિયાને બળવર્તન બનાવાતું ઘાતક એટલે અબલાન પાવલાવ ના પ્રયોગમાં તે પ્રબલન છે વિલોપન પાણીમાં એકમ એક વાર અભિસંદન તાપે જાય પછી સતત અભિસંદિત ઉદ્વિપક સાથે તેઓ ખાન અભિસંદિત ઉદ્વિપક ના આપવામાં આવે તો એટલે કે પ્રબાલકની ગેરહાજરીમાં ક્રમશ અભિસંદન લુપ્ત થતું જોવા મળે છે જે લિપલોક તારીકે ઓળખાય છે ઉદ્વિપક સામાન્ય કારણ સામાન્ય કારણ એટલે કે ઉદ્વિપકમાં જ જેવા સમાન

જોયે પ્રતિક્રિયા ઉત્પન્ન થતી જોવા મળે તો તો તે ઉદ્વીપક સામાન્ય કારણ થવું કહેવાયઆવળાવના પ્રયોગ માં ઘંટડી અવાજ દ્વારા ઉત્પન્ન થતી કુત્તરાનાં મોમાં લાળ જરાં જરાં પ્રતિક્રિયા જો ભજનમાં અવાજ દ્વારા પણ ઉત્પન્ન થાય છે કૂતરાની ઘંટડી ના આવજનુ બજરના થવા સ્વાદે સામાન્ય કારણ કર્યું તેમ કહી સદાકાય ઉદ્વિપક

કૂતરામાં બજર સાથે પણ જોવા મળી કરણ કે કુતરા એ ઘંટડીના અવાજ નું બજર હોવા સાથે સામાન્ય કારણ કર્યું પરંતુ કૂતરાને ઘંટડી સાથે ખોરાક આપવામાં આવશે ને તેમના અવાજ પછી ખોરાક નહિ આવે તો જે બે કૂતરો ઘંટડીના અવાજ અને બજન અવાજ વચ્ચે નો ભેદ તરત જ ફુસી જશે આમ આ ઘટના નું વારંવાર પુનરાવર્તન કરવાથી બજનના ઓરથતે ના તત્વો તે બત્રાવ

પોતાના નકોરડા ઉપાસ જ છો તેમો પાછા વચતા case આવી અને ઉપરથી ઘા પડ્યો એટલે રજ્પુતનું શરીર લથડ્યું અને લથડતા શરીર પર દુશ્મને તરતજ લાગ જોઈ બીજો ઘા કર્યો પરંતુ ઘણી જ ચળપળ તાથી ઘા તૂટવાથી પડતા પડતા રવા ભઈ લેખણ વત ભાગ કરી એકને જમીનદોસ કર્યા અને પોટે પાછા ઉભા થઈ ગયા એટલામાં બીજા દુશ્મને માથા ઉપર તલવારનો ઘા કર્યો તે પોતાને માથાને વાગ્યો પરંતુ તલવારને એજ ઘાથી એ દુશ્મનને પોતે ઠાર કર્યો આમ એક ઠાર થયો અને એક જોખમાયી એટલે બાકીના દુશ્મનો નહી હિમત હારી ગયા અને બંને લાસો ઉપાડી અને જીવ લઈને નાઠા રવા ભાઈના પીઠમાં કેટલા ઘા જોવો ઉભા હાથથી એમ બે ત્રણ ઘા અને માથામાં એક તટતા લાગેલા આ રણે ચણેલા રાજપૂત રાજ્વાસની દુશ્મનની પાછળ દોડ્યા ત્યાં તો વાણીય ઓ વગેરે એ ઘોડીને દરબારને પકડી લીધા કેટલીક વારે માંડ માંડ શૂરવીરતામાં ઉપગ્રહે શાંત થયું ત્યાજ માથામાં ઘા વાગ્યા થી રવા ભઈને ખબર પડી રવા ભઈ સ્વામિનારાયણના પાકા ભક્ત હતા. પોતે જાણ્યું કે હું હમણાજ બેભાન થઈ જઈશ એટલે તરતજ સૌને કહી દીધેલું કે મારા પ્રાણ જાયતો ભલે પણ મારા ભઈઓ જવા તરીકે ભાવુક થાય તૂ ત્રાસવા દેશો નહિ બધા ઘા કર્યા એટલે રવા ભઈ બે શુધ્ધ થયા લાગે એમ ગાડું હાવલી રવા ભઈ ગાડામાં પૈસા લઇ ધીમે ધીમે ઘર તરફ રવાના થયા વડી રાત્રે સૌ વદાડે આવી રવા ભાઈની માતા એ દીકરો ખોવાળીયાની ઝુંપડી માતાએ મોઢા માંથી દુઃખનો એક ચુકારો ન કાઢ્યો પણ તેણે તો એટલું જ કહ્યું મારા દીકરાને ગમેતે થાય પણ મારી વસ્તીના જાન રક્ષણ થાય એટલા મારે એવા અરે બાપા જીવતો છે એટલે જ હું સમજુ છુ કે અને મારી શું આજીસ રામ નામ ની શુદ્ધિ આ શુરવીરતાના સમાચાર તરત જ ભાવનગર ના મૃદ્રાજ ઈશ્વર શિવજી ને મળી ગયા તેને ખાસ દાડે કેહડાવું કે રવાભાઈ સાથે માથે પાણી નાખે ત્યારે એમને ખબર આપજો બે માણસ ઉપડી રહ્યા પછી રવાભાઈ ના માથે પાણી નાખવામાં આવ્યું ત્યારે મહારાજ સ્વમાની મોક્ષ ની તલવાર સાચવો અને શેલું પેટ મોકલ્યા ભારે શાબાશી આપીશું શૂરવીરતાની કદર હતી આજથી થોડા વખત પેલા બાર પ્રદેશમાં એક ગામમાં નવાબના ધમાદાર નામ નો એક વૃદ્ધ સિદ્ધિ ત્ય મેહમાન તરીકે આવેલો સમાન દાર દાયરા ઓ ના બેસવા થી એમ સૃષ્ટી બાંધણીયો હતા ચારે કુસુમ્બો નીકળ્યા લેતા પેલા રવાભઈ ને પૂછ્યું કે રવાભઈ તમે કેમ છો ભાવનગર ના રાજવા પાલ પંથક નો જમાદાર જ છું રાજ્ય નું ભરણું કરવા ભાવનગર ગયો હતો ત્યાં કેટલાક વાનીયયો પાછા જાર ના જોખમ સાથે નીકળવું ની બાથ માં મળવાથી મારી બુદ્ધી દોડી અને છ જના ની ટોળી તેમની ગેરુ લીથ્યું

આવતા જન્મની આશા જેવો જેવો કોઈ થયેલો ધબક્ત્તો હતો અંધારિયા નાં દિવસે હતો એવી નમતી સાંજે ટાણે આંબલા ગામ ની થોર ઉપર ઠાકર ની આરતી નાં વાત જોયેલ છે. નાના નાના અર્ધક નાન્ગા પૂર્ણ સોઠીયા ની સોઠ જામી હતી કોઈના હાથમાં ચાંદા જેવી ચળકતી ઘાસલા ની જાલરો જુલે છે અને કોઈ એક મોટા નગારા ઉપર દાદી ને ઘા કરવા ની વાટ જોવે છ સાકાર ની એક ગાંગડી ટોપરા ની બખેજ કચરે અને તુલસી ના પાનની સુગંધ મીઠા જરનામૃત ને અન્જલ્યું એવી આશાએ આ ભોગલા નાચી રહ્યા છે બાલાજી એ હજીએ ઠાકર દ્વાર નું બારણું ઉખાડ્યું નથી કુવાને કાંઠે બાવાજી સ્નાન કરે છે મોગેરાઓ પણ ધારણ છુપાઓ તેની આરતી ની વાટે થોર ની કોર ઉપર બેઠા છે કોક બોલતું નથી અંતર આપો આપ ઊંડા જાય છે એવી સાંજ નમે છે આજ તો સાંજ્યા જરાક પણ નથી એક જને છો ને સમજ્યા નાં સંધ્યા ન છીનવી એ મોટું દુખ છે તેઓ સોળે હૃદય થી સમજ્યા છે ધ્રશનું નું બીજું ચરણ જોઈએ તોય એમાં જોઈશું કે થોરો ના સામે આંખે અંધારો આવી ગયો વાતે વળગ્યા હશે તે ટાણે આંબલા ધામ નાં બધા જોલવા બે માનવીર ચાલ્યા આવે છે આવા આદમી ની પાછળ સ્ત્રી છે આદમી ના પેટમાં તલવાર અને હાથ માં લાકડી સ્ત્રી નાં માથા પર એક પોટકું છે પુરુષ તો એકદમ વરખાઈ પણ રાજપૂતોની એના પત્ની ઉપર થઇ ને ખેદાર લચેકદાર ઓઢના ઉપર થી હસતી હતી રાજપૂત એ પોતે જ્યારે દાયરા ના રામ રામ નાં કાર્ય ત્યારે ગામ લોકો એ લાગ્યું કે કોઈ અજાણ્યા પંથક ની વટે ગાન્યું હશે દાયરે એને પૂર્યું કે બા રામ રામ રામ રામ કુકડો તોછડું જવાબ દઈ ને મુસાફર જટ પટ આગળ ચાલ્યા પાછળ પોતાની તેણીનું ચાલી જાય છે એક બીજા નાં મોહન

કરવી પડે છે બા મુસાફરે વહેમાઈ જઈને બીજું તો કંઈ નથી પણ હસવું ઘણું થઈ ગયું છે તે પણ માણસ છે તો અંધારાનું કાઠું જોખમસિંહ જોડવું વળી વળી અહીં બાને ખમેલી વાત છે તો ભાઈઓ છીએ એટલે રોકાઈ જવું ધોયેલા મુસાફરની રોકાઈની મજદદાર મૂકી જવાબ દીધો કે બાયડાનું બળ માફી નેજ મુસાફરી કરું છું ઠાકોરે મર્દોને મળી અસુર કેવા હજી તો કોઈ વળ્યો દેખતો નથી કામ કરતાં ગામ લોકોને મુરત જોતા પડી ગયા કોઈએ કહ્યું કે ઠીક મરવા દો એને રજપૂત અને રજપૂતાણી ચાલી નીકળ્યા

ચાલો નીકળ્યો હોય એમ ધૂળના તબકવા લાગ્યા અંધારે જાણે કઈ દેખાતા હોય અને વાંચા આપીને એ દીધેલા તે સાંભળતા કરતા હોય છે અને પાદરમાં કુતરા ભસી રહ્યા હોય છે મુસાફરોએ ઓચિંતી વાછરડાઈ ઘુઘરીઓના અવાજ સાંભળ્યો ભાઈ પાછળ નજર કરે છે ત્યાં કરતા હંકવારે માથે ટપલી ની થેલી મૂકી હાથમાં ઘૂઘરી વાળુ ભાલુ લઈને અડકુમ જેવો ચાલ્યો આવે છે ખંભામાં નવી સજાવેલી જ્ઞાન વાળી તલવાર ધીંગાણ છે દુનિયાના શુભ શુભની પોટલા ની પરવા કર્યા વિના તેઓ આગળ ચાલ્યા જાય છે જાતે જાતમાં જીવ તો પછતાઈ ચાલતી લાગુ લાગ થઈ શક્યો છે બે જણાની પૂછપરછ થઈ ભાઈનું પિયર સરોસણામાં હતું એટલે જતાને સરોજના થી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગે અને પિયરના ગામ થી આવનારા અજાણ્યો પુરુષ પણ સ્ત્રીઓને મંદ જેવા સગા ભાઇ લાગે છે વાત કરતા કરતા બે જણા સાથે ચાલવા લાગ્યા રાજપુત થોડા કદમ મોઢા આગળ ચાલ્યો હતો રાજપુત ગણી શકાજીરી આગળ ચાલ્યો પણ પુરુષ સાથે વાતો કરતી સ્ત્રી બે ચાર આંકડા વેણ કહી ધમકાવવા ધમકાવી નાખી. બાયે કહ્યું મારા પિયરનો હુંકારો છે મારો ભાઈ છે હવે ભાડ્યો તારો ભાઈ છાનીમાની ચાલી જાવ એને મારા જ તમે પણ જરા માણસ ઓળખતા જાવ એમ કહીને રાજપુતી જટાને તડકાવ્યું ભલે બાપ એમ કહીને જટાય પોતાના વેણ ધીમા પડ્યા એ ખેતર વાળું સેતુ રાખીને જટા ચાલવા લાગ્યો જ્યાં રાજપુત જોડાયેલું આધીનાર મહેરામને ઉતરે છે ત્યાં તો એક સમ્રાટ બાર જણા પડકારે છે ખબરદાર તલવાર નાખી દેજે રાજપુતના મોંમાંથી બે ચાર ગાળો નીકળી ગઈ પણ મેન માંથી તલવાર જ નીકળી ન શકી વાત જોઈને બેઠેલા આંબલા ગામના ઓડિયોએ આવીને એને રાંધવાથી બાંધ્યા બાંધીને દૂર દબાવી દીધો એ ભાઈ ઘરેણા ઉતરવા માંડ લુટેરાઓ કોઈએ ભાઈને કહ્યું અને આ જ રાજપુત ઉપરના અંગ ઉપરથી એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું. એના હાથ પગ અને છાતી ઉપરના વસ્ત્રો ઉઘાડા કરવા લાગ્યા જેથી ઘાટેલી નમણી કાયાની કોળીઓને હાથમાં કાયમી પડકાર જણાવ્યા

hello hii બીનલ.